C માં કન્સ્ટ્રક્ટર્સ કન્સ્ટ્રકટર્સ અને ડિસ્ટ્રક્ટર્સ ડીસ્ટ્રકટર્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું કન્સ્ટ્રક્ટર્સ કન્સ્ટ્રકટર્સ કન્સ્ટ્રકટરોનાં પ્રકારો ડિસ્ટ્રક્ટર્સ ડીસ્ટ્રકટર્સ આપણે આ બધું કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો કન્સ્ટ્રકટરોનાં પરીચયથી શરૂઆત કરીએ
કન્સ્ટ્રક્ટર કન્સ્ટ્રકટર એ એક મેમ્બર ફંક્શન છે
તે ક્લાસ નામ જેવું જ નામ ધરાવે છે
કન્સ્ટ્રકટરો વેલ્યુઓ પાછી આપી શકતા નથી
જેમ એક ઓબજેક્ટ બને છે ત્યારે તે આપમેળે બોલાવવામાં આવે છે
કન્સ્ટ્રકટરોનાં પ્રકારો160 પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર્સ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર્સ કોપી કન્સ્ટ્રક્ટર્સ કોપી કન્સ્ટ્રકટર્સ અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ ડીફોલ્ટ કન્સ્ટ્રકટર્સ ચાલો ડિસ્ટ્રક્ટર્સ ડીસ્ટ્રકટર્સ પર જઈએ
ડીસ્ટ્રકટરોનો ઉપયોગ ફાળવણી કરેલ મેમરીને રદ્દ કરવા માટે થાય છે
જ્યારે એક ઓબજેક્ટ નષ્ટ પામે છે ત્યારે તેને બોલાવવામાં આવે છે
ડીસ્ટ્રકટર કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને તેનાં કોઈપણ રીટર્ન પ્રકારો નથી
કન્સ્ટ્રકટરો અને ડીસ્ટ્રકટરો પર ઉદાહરણ જોઈએ એડીટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે હું તે ખોલીશ
આપણી ફાઈલનું નામ કોન્સ હાયફન ડેસ્ટ ડોટ સીપીપી છે તેની નોંધ લો
આ પ્રોગ્રામમાં આપણે કન્સ્ટ્રકટરનો ઉપયોગ કરી બે ક્રમાંકોનો સરવાળો કરીશું
ચાલો અત્યારે હું કોડ સમજાવું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપર્યું છે
આપણી પાસે છે ક્લાસ એડિશન
એ અને બી આ ઇન્ટીજર વેરીએબલો છે
આ ક્લાસ એડિશન નાં પ્રાઈવેટ મેમ્બરો છે
અહીં આપણી પાસે પબ્લિક સ્પેસિફાયર પબ્લિક સ્પેસીફાયર છે
આપણી પાસે છે કન્સ્ટ્રકટર એડિશન કન્સ્ટ્રકટરનું નામ ક્લાસ નામની જેવું જ છે
અહીં આપણે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે
હવે આપણે એક ડીસ્ટ્રકટર વ્યાખ્યિત કર્યું છે
આ માટે આપણે વાપરીએ છીએ ઝૂલતું ડેશ ચિન્હ અને તે આગળ ડીસ્ટ્રકટરનું નામ
આ છે પબ્લિક ફંક્શન એડ એડ
આ એ અને બી નો સરવાળો પાછો આપે છે
અહીં આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર વાપરીને કન્સ્ટ્રકટર એક્સેસ કરી શકીએ છીએ
એ અને બી આ પ્રાઇવેટ મેમ્બરો છે
પ્રાઇવેટ મેમ્બરોને એક્સેસ કરવા માટે આપણે એક્સ અને ય વાપરીએ છીએ
આપણે એક્સેસ કરીએ છીએ ડીસ્ટ્રકટર
આમાં આપણે પ્રીંટ કરીએ છીએ મેમરી ડીલોકેશન મેમરી ડીએલોકેશન
આ આપણું મુખ્ય ફંક્શન છે
અહીં આપણે ક્લાસ એડિશન નું ઓબજેક્ટ ઓબીજે બનાવીએ છીએ
ત્યારબાદ આપણે 3 અને 4 તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ
એક્સ માં 3 સંગ્રહીત થશે અને ય માં 4 સંગ્રહીત થશે
આનો અર્થ એ કે એ ની વેલ્યુ 3 છે અને બી ની વેલ્યુ 4 છે
એવા કન્સ્ટ્રકટર જેની પાસે આર્ગ્યુંમેંટો છે તેને પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર કહેવાય છે
તેથી આ વાળું એ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર છે
અહીં આપણે ઓબજેક્ટ ઓબીજે નો ઉપયોગ કરીને ફંક્શન એડ બોલાવીએ છીએ
અને આપણે સરવાળાને પ્રીંટ કરીએ છીએ
આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ કોન્સ હાયફેન ડેસ્ટ ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ કોન્સ Enter દબાવો ટાઈપ કરો ડોટ સ્લેશ કોન્સ Enter દબાવો આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે સુમ ઇસ 7 અને મેમરી ડીલોકેશન હવે ચાલો ડીફોલ્ટ કન્સ્ટ્રકટર્સ પર એક ઉદાહરણ જોઈએ
આપણા પ્રોગ્રામ પર પાછા આવો
કોડ મેં પહેલાથી જ ટાઈપ કરી દીધો છે
આપણી ફાઈલનું નામ ડિફોલ્ટ ડોટ સીપીપી છે તેની નોંધ લો જો ક્લાસમાં કન્સ્ટ્રકટર જાહેર કરાયો નથી તો કમ્પાઈલર ક્લાસ માટે ડીફોલ્ટ કન્સ્ટ્રકટર ધારી લે છે
ચાલો હું કોડ સમજાવું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપર્યું છે
ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ સબટ્રેક્શન ક્લાસ સબટ્રેક્શન
ત્યારબાદ આપણી પાસે એ અને બી પબ્લિક તરીકે જાહેર થયેલ છે
અહીં આપણી પાસે સબ ફંક્શન છે
આપણે બે આર્ગ્યુંમેંટો ઇન્ટ એ અને ઇન્ટ બી પસાર કરી છે
આ બે ક્રમાંકો એ અને બી ની બાદબાકી પાછી આપે છે
આ ડીફોલ્ટ કન્સ્ટ્રકટર છે
અહીં આપણે સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર ઉપયોગ કરીને ડીફોલ્ટ કન્સ્ટ્રકટર એક્સેસ કરીએ છીએ
આ આપણું મુખ્ય ફંક્શન છે
આમાં આપણે વેરીએબલ એક્સ વ્યાખ્યિત કર્યું છે
અહીં આપણે ક્લાસ સબટ્રેક્શન નું ઓબ્જેક્ટ એસ બનાવીએ છીએ
ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ એસ વાપરીને ફંક્શન સબ બોલાવીએ છીએ
અને 8 અને 4 તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ
ત્યારબાદ વેરીએબલ એક્સ માં પરિણામ સંગ્રહીત થાય છે
અને અહીં આપણે તફાવતને પ્રીંટ કરીએ છીએ
આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મિનલ પર પાછા આવીએ
ચાલો કમ્પાઈલ કરીએ ટાઈપ કરો g સ્પેસ ડિફોલ્ટ ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ડીઇએફ Enter દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ ડીઇએફ Enter દબાવો
આપેલ રીતે આઉટપુટ પાછું મળે છે ડિફરન્સ ઇસ 4 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
અહીં તમે જોઈ શકો છો કે આર્ગ્યુંમેંટો ફંક્શન અંતર્ગત પસાર કરી છે
અને આપણા પહેલાનાં ઉદાહરણમાં આપણે આર્ગ્યુંમેંટો ઓબજેક્ટ અંતર્ગત પસાર કરી છે
અને અહીં આપણે ઓબજેક્ટનો ઉપયોગ કરીને આર્ગ્યુંમેંટો પસાર કરી છે
હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કન્સ્ટ્રક્ટર્સ કન્સ્ટ્રકટર્સ ઉદા
એડિશન પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર ઉદા
એડિશન ઓબીજે 3 4 ડિસ્ટ્રક્ટર્સ ડીસ્ટ્રકટર્સ ઉદા
Addition ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ડીફોલ્ટ કન્સ્ટ્રકટર ઉદા
સબટ્રેક્શન એસાઇનમેંટ તરીકે ડિવિઝન નામનો એક ક્લાસ બનાવો
ક્લાસ માટે એક કન્સ્ટ્રકટર બનાવો
અને ફંક્શન ડિવાઇડ બનાવો જે આપેલ બે ક્રમાંકોને ભાગ કરે
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આઇઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું
અમને જોડાવાબદ્દલ આભાર